બીજું વરસ મેં કરેલું હતું. પણ કોઈ કારણ વર્ષ Ati આવેલી હતી. એટલે પચે મેં college મુકિ દીધી હતી. ને પછી નોકરીએ લાગી ગયો હતો હું.

એટલે પછી થોડોક સમય રહીને અમદાવાદ માં આવી ગયો હતો.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

સ્કૂલ નો ટીમ best હતો. મારી માટે અત્યારે કૈંક જિમ્મેદારી આવી ગયી છે. તો મારે અત્યારે કૈંક Tenshion અને વધી ગયું છે મારી માટે અત્યરે મારે બોટદ પાછુ જાયને પાછુ મારા મામા ની ત્યાં Job કર્નીરવા છે મારે બાર હાજર salary માંઅ અહી હું અમદાવાદ Set થવા માટે આવ્યો હતો અને set થઇ ગયો હતો હતો. આવેલો એટલે મોટો વિચાર કરેલો હતો અમદાવાદ આવાવી ને અને કોઈ કારણ સર set આવયું નથી.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 રહેલા છીએ. અ એમ સાથે છીએ ત્યાં પણ મારા દોસ્ત છે દોસ્ત ને સાથે મળી ને વાતો કરતા હતા ને દુકાન ઉપર પણ દોસ્ત બની ગયા હતા. દુકાન મપર અમને માંઝ્ઝા આવતી હતી અમને ત્યાં પણ અમે બારાબાર Set થઇ ગયા હતા. હું Twitter used કરું છુ. mobile ની અંદર Twitter માં હું જાજો Active રહું છુ Twiter, Instagram, youtube માં હું પણ હું Video જોવું છુ. youtube માં અમુક shortvideo જોવું ચુ અથવા કોઈ Lostst video જોવું છું. અથવા કોઈ Comedyvideo જોવું છું.

અને રિક્ષ માં પણ અમે કોઈ કારણરસર bus ના મળે તો રિક્ષા option મ ઘરે જૈયે છીએ અંબા tower સુધી અંબા tower સુધી અમે સપન park થી ચાલી ને જૈયે છીએ. રાતે જૈન અમે જયીને અમે નાસ્તોકરીએ છીએ જમીએ છીએ અને પછી mobile લઇ ને અમે થોડાક સમય કલાક સુધી mobile used કરીએ છીએ ને પછી અમે સૂય જૈયે છીએ અમે. અમુક સમય કોઈ કારણે બાર જવા નું થાય તો અમે Bsnl office માં અમે રઝા રાખી દિયે છીએ મેન તો અમર શુક્રવારે ની week off હોય છે. અને આમરે શુક્રવારે જુમ્માનીનમાઝ પાઠવા જવા નું હોય છે.

બોટાદ ની અંદર એક થી બાર ધોરણ સુધી અમે ભણેલા છીએ. ક્યારે દિવસો વાયી ગયા યે ખબરજ નથીપડી અમને પેલા ધોરણ માં તો અમારા ઘર ની બાજુ માજ school હતી. એક થી સાત ધોરણ અમે ત્યાં કરેલું હતું. બાકી સરકારી school માં પણ ભણેલા છીએ. ત્યાર બાદ નવમા ધોરણ માં અમારે એક boys high school હતી. ત્યાં હું ભણેલો છુ. નવ દસ હું boys high school માં ભણેલો હતો boys high school મ બૌજ્માઝા આવતી હતી. અગિયાર બાર ધોરણ માં હું સ્વામી વિવેકાનંદ school આવ્યા ત્યાં પણ મારે ગણા મિત્રો હતા. ગણા મિત્રો હસી મજાક કરતા હતા. ત્યાર બાદ અમે કોઈ છુટ્ટી ના દિવસમાં cricket રમવા જતા હતા. આજુ બાજુ માં જે ભાઈ બંધ હોય ગરની બાજુ માં જે ભાઈ બંધ હોય છે અમારા એમની સાથે અમે cricket રમવા પણ જતા હતા.

ત્યાર બાદ બાર માં ધોરણ પછી. ત્યારે college નું વર્ષ start થયું. કવિ બોટાદકર college માં મેં college કરેલિ છે. એક વર્ષ college નુ કરેલું છે બીજું વર્ષ college નુ કરેલું છે. પણ કોઈ કારણ સર ati આવી ગયી હતી.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 બોટાદ ની અંદર મેં મારા મામા ના છોકરાની સાથે પાંચ વર્ષ કામ કર્યું હતું. મતલબ મારા મામા ની કટલરી ની દુકાન છે Hollsell ની દુકાન Hollsell માં બધું બોરિયા બક્કલ બધી ચાલી iteam રાખે છે. જે લારીયો વાળા અને દુકાન વાળા જે રાખે ચાલુ iteam રાખે ત્યાં પણ આપડે કામ કરેલું છે. ત્યાં પણ બૌજ મઝા આવ ટી હતી ઘરાગ સાથે frienendship થઇ ગયી હતી. અને sellsman નું પણ કામ કરેલું છે મેં. ત્માયાં અમારે માલ વેચવાનો હતો. જે કટલરી નો સમાન આવે તે વેચની કરવા ની હતી. ત્યાં પણ મને બૌમઝા આવતી હતી મારા પપ્પા ને અમે અર ફેરી કરતા હતા. ગાડી મજની કરતા હતા. તેલ ની ફેરી કરતા હતા. ત્યાં પણ અમ ને સારું બરાબર ચલ તો હતો બોટાદ ની અંદર ને અમદાવાદ માં કોઈ કારણ સર મારા પપ્પા ને set આવીં નથી. તો તેના માટે પાછુ બોટાદ જવા નું થાઉં છે. બોટાદ અમરે તો નથી જવું પણ અમારા પપ્પા ના લીધે મારા પપ્પા ને problem થાય છે. તેના માટે અમારે પણ જવાનું રહેશે. અને મારો ભાઈ સુફિયાન છે. અને પણ બોટાદ જવાનું થશે. ત્યાં હવે સુફિયાન બોટાદ જીયીને college કરશે. ત્રણ વર્ષ college ના કરશે. પછી આગળ યે વિચાર કરશે. તથા મારે તો મારા મામા ની દુકાને જ રેવા નું છે. મારો favorite colour છે. જેમ કે તમેને પહેલા કીધું એ પ્રમાણે મારો કલર છે red colour મારો favorite છે. red shairt પણ મારો favorite છે. મારી મન ગમતી ચીજ છે મતલબ કે કોઈ favorite cricketer છે વિરાટ કોહલી વિરાટ કોહલી મારો favorite cricketer હું અને વધારે video જોવું ચુ. અને મારો favorite રમત પણ cricket છે. cricket તો હું જોઉં છું favorite રમું છું. વધારે હું cricket જ રમું છું. અ મારું favorite છે.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 અને ઘર ના બેસવા આવે છે મહેમાન અને બૌમઝા અવે છે. ઈદ ના તહેવાર માં અને રમઝાન મહિના માં પણ બૌ મઝા આવે છે. starting માં રમઝાન નો ચંદ ઉગે ત્યારે બાઉ જ મઝા આવે છે strike રોઝા રાખવા માં આવે છે. અમારે એમાં અમારે આવેલા છે. સવાર માં વેળા જાગીને સાડા પાંચ આજુબાજુ અમારે શહેરી કરવા ની હોય છે. શહેરી કરી ને અમારે ચૌદ થી પંદર કલાક અમારે પાણી પીધા વગર ભુખીયું રહેવાનું હોય છે અમારે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

રંજન મહિના ની અંદર બાઉ મોટો તહેવાર હોય છે રમઝાન અને ઈદ પણ બાઉ મોટો તહેવાર આવે છે. તેની સાથે એક મહોરમ પણ તહેવાર આવે છે. અમારે મહોરમ માં પણ રોઝા રાખવા ના આવે છે બે રોઝા રાખવા ના આવે છે.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 અને એક ઈદે મિલાદ પણ આવે છે. મિલાદપણ તહેવાર આવે છે અમાર મે middleclass family માં આવીએ છીએ middleclass family માં મારો જન્મ થયો છે.

મારી favourite રમત છે. cricket મને બૌજ જોવી game છે. છેલ્લા દસ વર્ષ થી cricket જોવુચું અને રમું પણ છુ. છેલ્લા બે ત્રણ દિવસ થી કોઈ Job લગિ ગયી હોવાથી cricket મૂકી ગઈ છે. અત્યરે મારો વધારે mobile માં જ cricket રમું છુ. game ની રમું છુ. cricket મારા ભાઈ ને પણ cricket નો શોખ છે. અને પણ game રમવાનો બાઉં જ શોખ છે. અને cricket રકમે છે. અ ને cricket રમે પણ રમે છે cricket જોવે છે ipl પણ જોવે છે. આવખતે ipl ચાલુ થવાની છે. એક મહિના પછી અમેં પણ જોવા ના છીએ online online ipl માં મારી favourite team છે. csk csk મારી favorite એ પણ જોવા ની બાઉ મઝા આવે છે અમને. અને અંદર અમે સાત જના છીએ. અત્યારે અમદાવાદમાં આવેલા અમે ચાર જાના છીએ ને મારા બા અને મારા દાદી બોટાદમાં હાલ રહે ને મારા મોટાબાપા પણ બોટાદ માં રહે છે. મારા પાપા નું નામ રસિક ભાઈ છે. મારા મમ્મી નું નામ નૂરજહાં બેન છે. મારા દાદા નું નામ રહીમ ભાઈ છે. મારા દાદી નું નામ નામ છે મારા દાદા પણ પંચોતેર વર્ષ થયી ગયા છે પંચોતેર માર દાદા ને પણ પેલા તેલ નો ધંધો હતો તે ફેરી કરતા હતા. પપ્પા ફેરી કરતા હતા. અને મારા મોટાબાપા પણ ફેરી કરતા હતા. મારા પપ્પા પેલા starting માં હીરા માં લાગેલા હતા.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 પહેલા સાઇકલ કરતા હતા. પછી ગાડી લીધી હતીન એમને. ગાડી માં ફેરી કરતા હતા અર અને છેલ્લે પણ ધંધો મુકીને અમાડાવી ગયા હતા. અમદાવાદ આવી ને હમ માર પપ્પા ની પાંચ નવેમ્બેરે અમદાવાદ આવ્યા હતા ને હું ચૌદ નવેમ્બેરેન અમદાવાદ આવ્યા હતો એમના દસ દિવસ પસી કારણ કે મારા મામા ની દુકાને મહિનો પૂરો કરીને આવા નું હતો. તેના માટે હું ચૌદ નવેમ્બેરે આવીયો હતો.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 સાત થી આઠ દિવસ trening ચાલી પસી અમે login કરીં હતું. login કરવા માં બાઉ જ મઝા આવી હતી. ત્રણ મહિના કઈ રીતે વાયી ગયા ખબર પણ ના પડી. અમને set આવિ ગયું હતું job ની અંદર પણ. ત્રણ મહિના ની બરાબર set આવિ ગયા હતા અને ગોળ કી marks પણ બરાબર આવી ગયા હતા. અને મારી salary પણ અહિયાં સાડા નવ હતી અને મારો ટાઇમ હતો એક થી દસ વાઈવાનો હતો અને અમે બાર ને પિસ્તાળીસે logine કરતા હતા. અને રાત્રે નવ વાગે log out કરતા break લેતા નોહોતા તેના માટે. મારા ભાઈ ને પણ પણ sem જ છે એ પણ એ પણ bsnl માં job કરે છે. અનો પણ એક થી દસ નો ટીમે છે. અને same time યે login કરીયેને કરીએ છીએ ને ઘરે અમારે bus જવાનું હોય છે અથવા રીક્ષા માં જવાનું છે. ઘર ની અમારી ગાડી નથી. તેના માટે ગાડી અમને આવડતી નથી. ગાડી સીખવા ની છે મારે ગાડી આવડી જાય પસી ગાડી લેવા ની છે. અમુક સમય ગાડી મા ગાડી સીખવાની છે. ગડી લેવા ની છે. મારે અને મારે કાલે પણ week off લેવાની છે. મારે અમારે કાલે બે ભયીઓ યે કાલે week off લેવ મી છે. મેમ

મેડમ, મેં જ્યારથી પણ Simcard લીધું છે, ત્યારથી મને Network માં અને Data માં Issue આવે છે, તો મને જણાવી શકો છો કેમ Issue આવે છે?

મારું મારું જિલ્લા છે ચંદ્રક હા મેડમ. થોડે દૂર જઉં છું તો મને Network Complaint મળે છે, જયારે હું મારા ગામમાં Enter મારું છું ત્યારે મારું Network જતું રહે છે મને Data તો બિલકુલ નથી ચાલતો.

કોઈ વખત બે આવે છે, કોઈ વખતે ત્રણ આવે છે. અમુક વખતે તો ઘરમાં ગયા પછી તો નેટવર્ક પણ નથી, Emergency Call માં આવી જાય છે. Calling માં પણ Issue થાય છે અને Data માં પણ મને Issue થાય છે. Data તો ચાલતા જ નથી, પણ Calling માં Issue આવે છે.

મેડમ, કેટલી વખત Complaint Raise કરાવી છે પણ મારો Problem Solve નથી થતો.

Docket નંબર મને મળે છે પણ Solution નથી આવતું. એના માટે મને મોબાઇલમાં કોઈ Setting હોય તો મને જણાઈ શકો છો. મારા Mobile માંથી મને Setting મળતું હોય તો કોઈ Option.

ખબર નઈ પડી, મને ફરીથી સમજાવી શકો છો? Three G છે, મારું Sim Card માં Three G છે

તો મેમ. તમે મને આ જાણકારી આપી છે એનો મને તો Send Message કરી શકો છો ને? એક વખત નંબર ફરીથી બતાઈ શકો છો મેમ? મેં અહીંયા નોંધ કરું

આ Message કરું છું, તો મને કેટલા મિનિટ કેટલા અમ કલાકમાં મને Solution આવી શકે છે?

ત્યાં પણ ડો Document મને જરૂર છે તો મને Four G માં Convert કરવું છે, તો બી એસ એન એલ Office માં જઈને મને Charges લાગે છે એમાં કે Free માં થાય? Four G Sim Select કર્યા પછી, આમાં મને કંઈ આમાંથી Setting માં કંઈક Setting કરવું પડે છે કે થઇ Automatic થઈ જાય છે મેમ? તો મને Data માટે એમાં કોઈ અમ Calling Data અને SMS માટેનો કોઈ Plan હોય તો જણાવી શકો છો? કે મને For G Sim Card છે તો મને Four G Speed પ્રમાણે મને Data પણ એવી રીતના જોઈએ છે. ત્રણથી ચાર GB માટે Data હોય એવા Plan Plan Voucher માં મને ત્રણથી ચાર GB નો જે Plan આવે છે, Data નો એ મને જણાવી શકો છો મેમ?

કે મને બીજો કોઈ Plan એનાથી Three G માં Three G માં છે, તો મારું Three G માં છે, Three G નથી. તો મને Three G માં Speed નથી મળતી, તો એમાં મને એક બીજો કોઈ Plan બતાવો. કે જેમાં મને અમ Data Use ઓછા જોઈએ છે અને Calling અને Validity માટે જોઈએ છે વધારે. હા મેડમ. મને Data ની વધારે જરૂર નથી કારણ કે Data મને અહીંયા Issue રહે છે એટલા માટે Data મને નથી Use કરવા, પણ મને Calling અને મેડમ Validity મળી જાય એટલા માટેનો કોઈ Plan છે?

Calling માટે ખાલી Calling માટે જોઈએ છે, કારણ કે Data નો તો Problem આવે છે. તો મને Calling માટેનું ખાલી કોઈ Plan હોય તો મને જણાવી શકો છો? જાણકારી, ના મેડમ. જાણકારી આપી એના માટે ધન્યવાદ.

તમે તો અવાજ ભી ના ઓળખ્યા, કાં?

બસ જો સારું છે. તમને કેમ છે? હમ્મ. જી હા, ઠંડી તો અઇયાં બી ખુબ છે. હા, તો મારે કામ એવું હતું કે છેને મારે અઢાર વર્ષ હવે પુરા થઇ ગયા છે, તો bank માં ખાતું ખોલાવવું હોય તો તે કેવીરીતે ખોલાવવું, એન પછી અઢાર વર્ષ પછી scholarship ના. એ સરકાર એવા બધા offer બાર પાડે છે કે પછી તમને scholarship મળે કે એવા બધી scheme ઓ બાર પાડે છે તો એમાં bank through કેવી બધી એ બધું કેવી રીતના કરવું? ને એ બધી વિષે થોડીક માહિતી જોતીતી.

Passbook આપો bank ની. મેં કીધું passbook ઓ નથી મેં ખાતું ખોલાવ્યું જ નથી. તો કે પેલા તમે ખાતું ખોલાવી આવો, કેમકે એમાં bank ની passbook જોશે. એમ એટલે એના વિષે થોડીક માહિતી જોતીતી.

એક યોજના સારી લાગી. અને હું પૂછવા ગઈ cyber-café માં તો મને કીધું કે તમારે passbook જોશે bank ની એમ. એટલે મેં હજી ખાતું ખોલાવ્યું નેથી bank માં.

હા અને પ્રાઇ, એટલે એવું તો નથી ને કે, આપણે આ સ સરકાર ની યોજના બધી એનો લાભ લેવો હોય તો સરકારી bank માં જ ખાતું ખોલાવવું પડે? કે private bank માં ખાતું હોય તો ચાલે? હમ્મ અચ્છા. હમ્મ.

હમ્મ. એટલે, એટલે આ જે બધું સરકાર ના બધા જે ઓલ કર્મચારીઓ ના ખાતા બી એમાં જ હોય ને?

તો private bank માં કઈ-કઈ bank નો સમાવેશ થાય છે?

અચ્છા, એટલે મારા ઘરેથી તો, BOB bank મેં આમ નામ સાંબળ્યું છે કે BOB bank નજીક છે.

અચ્છા તો બાર મહિને આવે. હમ્મ.

હા English. હા

મારે તો એક જ address છે, એટલે બંને માં સરખું જ લખવાનું ને?

Okay. હા.

એટલે, એટલે આ બધા માંથી ગમે તે એક જ આપવાનું? એટલે આધાર card છે તો આધાર card આપી દઈએ તો ચાલે.

હા એટલે હૂંઉ pan card હું કઢાવી લઈશ, હજી મેં કઢાવ્યું નથી. ને પછી એ બી link કરાવી દઈશ.

એટલે loan ગમે ત્યારે ભવિષ્ય માં લેવી હોય તો pan card તો જરૂર પડે જ pan card ની હમ્મ હમ્મ.

હમ્મ હમ્મ, હમજાઈ ગ્યું. એટલે ગમે ત્યારે ભવિષ્ય માં આપણે loan લેવી હોય, તો ત્યારે ઉપયોગી બને.

Okay. એ તો હું process કરાવી આવીશ.

હમ્મ હમ્મ. એમાં.

એટલે બધે, એમાં આપણે જે cast નાખી પછી, ઉમમ, scholarship નું આપણે form ભરી કે એમાં બી ક્યાંય cast નાખવાનું આવે છે, તો એમાં બી એ જ નાખવાનું ને હમ્મ?

એટલે આ પછી આપણે ગમે ત્યારે કે, કોકને, cheque આપવો હોય ત્યારે બી એ જ sign કરવાની એટલે, એવી રીતના જ કરવાની કે ભૈ યાદ રેય એમ. હમ્મ હમ્મ. એટલે બીજા કોઈથી એ sign થાય બી નઈ, અને ઉમમ, મારા થી એ થાય અને સરળતા થી યાદ રેય.

હમ્મ હમ્મ. એટલે પછી ગમ્મે ત્યારે એ sign કરવાની આવે, કે ગમ્મે ત્યારે એ આપણને પૂછે કે bank કેટલી વાર આ form માં sign કરવાની છે કે પછી, card ને એવું બધું apply કરીએ ને એમાં sign કરવાની હોય તો પછી આ જ sign કરવાની?

હમ્મ. હા એટલે આપણને સહી યાદ રેય અને આપણે સરળતા થી કરી શકીએ અને બીજા થી એ કોક થી ના થાય એવી રીતના sign કરવાની.